ની કોણ આવે ગિલ ને ઈ રોહિત શર્મા હોય કદાચ, રોહિત શર્મા હમ test માં છે ને? હમ

હમણાં ભારત સરકારે કેવું કરું, અહમદનગર જિલ્લાનું નામ બદલીને અલ્યાનગર કરવાનું એલાન કર્યું, બોલો હવે ક્યાં જવું, જે નામ છે એ રાખો ને બીજાનું નામ શું

શું મતલબ છે

અયા જોરથી તારે problem લાગે છે એટલે

મને એકદમ clean આવે છે તમે મને ખબર પડે એટલે બોલું ને ના ના એટલે મને એકદમ clean જ આવે છે રાજસ્થાનમાં

હમણાં સો યુનિટ વાપરો હોય ને તો ઈ એકદમ ઝીરો રૂપિયા આવે ઝીરો હમ અને જે બીજું કેવું કરું કે જે ફરી અઢાર મહિને સો યુનિટથી વધારે વપરાશ કરે ને હમ તો તેમને પ્રથમ સો યુનિટ વીજળી મફત આપે પાછા

કઈયે જ ને તમે આમ પાછું ત્રીજું કેવું કે જે ગ્રાહકો છે ને દર મહિનામાં બસ્સો યુનિટ વીજળી pass કરાવે બરાબર છે, હમ તેને પ્રથમ સો યુનિટ વીજળી મફત અને ચોથી પાછી એની scheme સારી હતી, હમ સાથે બસ્સો યુનિટ સુધીના fix ચાર દિવસ અને અન્ય ના ખર્ચા માફ, બધા ખર્ચા માફ બોલો હમ આવી આપણી રાજસ્થાન સરકાર, કેવી જવાબદાર કહેવાય રાજસ્થાન હારિ જ કેવાય ને હમ આપણે અહીંયા ગુજરાતનું થશે ગુજરાતમાં આપણે ના થાય ને આપણે અહીંયા અમદાવાદમાં તો private છે ને આપણે east લાગે ને હમ એટલે અહીંયા ના થાય

ટોરેન્ટ ઈ આવે ને હમ એટલે એમનમ આવે, અમદાવાદ electricity ઈ private કહેવાય હમ પેલું શું સરકાર તરફથી હોય હમ બોલો હવે ક્યારે હમ આ આપણે ફરવા ક્યારે જવું છે એ તમે final બોલો ને પાવાગઢમાં આમ વરસાદ પડે એવું લાગે છે,

પાવાગઢ વરસાદ પડે એવું લાગે છે પાવાગઢ હા તો કીધું ને બે-ત્રણ દિવસ બધી જગ્યાએ વરસાદ પડશે રવિ રવિવાર સુધી આગાહી છે, બધી જગ્યાએ વરસાદ, આખા ગુજરાતની અંદર ગમે તે જગ્યાએ પડશે અને પાવાગઢમાં પેલા જેવું નથી હવે બોવ સુધારો કરી દીધો, અરે બોવ નહીં કોણ છે એ તમારા ભાઈ ખજૂરભાઈ તો ખજુરભાઈ, ખજુરભાઈ એ એમની life માં એટલી બધી મહેનત કરી ને

એવું છે એમ, બોવ બધા ગરીબોને મદદ કરી, હમ એટલી બધી મદદ કરી ને હમ બોવ બધી public ને મદદ કરી જેના ઘર ના એના બધાના ઘર બનાઈ દીધા હમ પેલું અઅ એના form ભરશે ક્યુ? આવાસયોજના પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અવાજ થોડોક કપાય છે તમારો

પેલા form હવે ક્યારે બાર પડશે ક્યુ form પ્રધાનમંત્રી આવસ યોજના હા એ આવશે એટલે કઈશ તમે હવે લગભગ બાર પડશે એ આવશે એટલે આપણને તરત કેશે form ભરી દઈએ પાછું એમ હાતો ભરવાનું જ ને ઘરનું ઘર વસાવવાનું સમજા, છોકરાવ માટે એક ઘર તો લેવું જ પડે મેં ત્રણથી ચાર વખત ભરું તું, ત્રણથી ચાર વખત ભર્યું એમ? હમ એવું છે, એ એકોઈમાં લાગે જ નઈ આતો નથી ભર્યા મેં નથી? હા એવું તમારું નસીબ હોય તો તમને લાગી જાય એમ ચાર્મ એકેય વાર લાગ્યું નહીં ચાર તો દસ ફેરે ભરો ને તો ભી એકાદી ફેરે લાગે તો ઘણું ભગવાન સામું જોશે તમારી ના અમારામાં એમ તો બધું પેલું આપણે ચોટીલા ઉપર છે ને અદભુત દ્રશ્યો હતા ચોટીલા ડુંગર ઉપર હમણાં video આયો તો ચોટીલા ડુંગર ઉપર અદભુત દ્રશ્યો હતા, હમ એટલે પવન સાથે બોવ આમ એકદમ છે ને આમ પેલું થઇ ગયું તું તાર છે ને આમ પેલો બરફ બરફ હમ હોય ને આમ હમ થઇ ગયો તો પવન એટલી બધી જગ્યાએ છે ને તો બધી જગ્યાએ મંડપો ઉડી ગયા ને બધું continuous ચાલુ ને ચાલુ

હવે અહીંયા અમદાવાદમાં વરસાદ વરસવા આવે,

અત્યારે બોવ હા બોલો બીજું કાઈ જે તમારા ઘરમાં બધામાં તમારો અવાજ થોડો hello બીજું કાઈ બધું શું કરે ઘરે મજા મજામાં તમારો અવાજ થોડો છોકરાઓ ખરીદી ને બધી school ઓ હવે ચાલુ થઇ, છોકરાનું બધું લીધું કપડાં-બપડા ને હમ હમ કપડાં લાઇ દીધા છોકરાઓના કપડાં લીધા

ચોપડા લાઇ દીધા, હમ ક્યાં ધોરણમાં છે, તમારો બાબો હેં? બાબો ક્યાં ધોરણમાં છે, બાબો બારમુ ક્યાંમાં બારમામાં બારમામાં એક સાથ બરાબર છે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

અગિયાર દિવસનો સમય રહ્યો છે ત્યારે રાજ્યમાં ત્રણ મુખ્ય પક્ષો ભાજપ કોંગ્રેસ અને GDS બળવાની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે કેટલાક વર્તમાન ધારાસભ્યો સહિત દાવદારોને ticket ન મળવાના કારણે તે પોતાની જ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ ચોવીસ મે એપ્રિલ પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ વિવિધ પક્ષોની સ્થિતિ ધરા યથાવત છે રાજ્યમાં સત્તા રૂટ ભારતીય જનતા પાર્ટીને સત્તર બેઠક ઉપર અસંતોષની સ્થિતિનો

જગદીશ શેતાર ને હરાવવાની જવાબદારી ભાજપના દિગ્જક અને રાજ્યમાં સૌથી મોટા લેઆંગ એમના એક નેતા DS જેડી યુરોપાઈ પોતે લીધી છે. ભાજપે હુબલી ધારવડ થી શેતાર શેતાર ની ticket આપી નથી જ્યારે સાવધિને પણ party એના થી અનાની થી Ticket આપી જ નથી સામાન્ય રીતે સાવલી આ બેઠક પરથી બે હજાર અઢાર માં પરાજિત થઈ ચૂક્યો છે મોડેથી આ બંને કોંગ્રેસ માં સામેલ થઈ ગયા છે. બંને નેતા પ્રભાવશાળી નિગાયક સમુદાયના છે કર્ણાટકમાં કાંટા ની ઉત્તર સીટ ભાજપ માટે પડકારરૂપ છે. આ રૂપાંતર બે બેલ હોમગેટ ચંદા ગીરી હોજ દૂંગા ગાંધીનગર ટુ ગુરુ કંદાકુલ કરવા રાણીબેન નુર હલાલ કેર બાગલ કોટ નાગ મંગલા પલવેગલ કોટા ગેર અને અફઝલપુરમાં પણ ભાજપની સામે મુશ્કેલ છે ભાજપ માટે હિન્દુત્વની પ્રયોગ શાળાના કેન્દ્રમાં ઉત્તર છે. ત્યાં લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ થી નથી ભારતના ઉમેદવાર આવતા આથા સિંપથમાં ઘોડાની ટક્કર અરુણ પુથિલાની સામે છે કોંગ્રેસને પણ ક્ષેત્ર દૂર હર પલ હલ્લે ચિક્તે માંડીઆપુ ઉમિકલ મુગેલો સોંગવી તરીકેર કલગાટ એ અને કડુરમાં બળ પાકોરાવો ને સામને કરવો પડી રહ્યો છે. ચિત્રદૂરમાં કોંગ્રેસના પૂર્વ

CMMP પ્રકાશની પુત્રી લતા મલ્લિકા અર્જુનને પણ ઉમેદવારી પરત લેવામાં માનવી શકી નથી કડુતરમાં કોંગ્રેસમાંથી ticket ન મળતા યશ્વી દત્તા

Team શુક્રવારે કઠેડે વીમા કોમ્બોર્ડની તપાસના સંદર્ભમાં જંબુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ના દિલ્હીના નિવાસ સ્થાને પહોંચી હતી અધિકારીઓના જણાવ્યા મુજબ teams સત્યપાલ મલિકના ગ્રહ દાવાઓ અંગે તેમની પાસેથી સ્પષ્ટતા માંગવા પહોંચી હતી સવારે લગભગ અગિયાર પિસ્તાલીસ વાગે team દિલ્હીના વિહાર વિસ્તારમાં આવેલી team દિલ્હીની સોમવારે વિસ્તારમાં આવેલા પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ના ઘરે પહોંચી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે કથિત વીમા કંભંડની તપાસના સંદર્ભમાં CBI થી તેમની પૂછપરછ હતી પાંચ કલાક પૂછપરછ ચાલી હતી. કોલંબિયામાં ભારત કોલમ્બિયા business ફોરમને સંબોધતા એસ જયશંકરે કહ્યું કે લેટિન અમેરિકામાં એમના ચાર દેશોની યાત્રાને ઉદ્દેશ્યના ક્ષેત્રમાં દેશોના જોડ ભારતે સાથે મંદો વધારવા પર ધ્યાન આપ્યું અને ભારતની હાજરીને વધારે પ્રભાવક બનાવવાની કોશિશ રહે છે લેટિન અમેરિકા જોડે વ્યાપારનો આપણો પચાસ અરબ dollar નજીક પહોંચી ગયો અને ઉર્જા કૃષિ અને માળખાગ્ય સુવિધાઓને ક્ષેત્રમાં રોકાણ માં સારા growth ના કારણને હજુ વધશે.

મચાવીને આગ ચાપી કરી હતી જિલ્લામાં ન્યુ લંકામાં મુખ્યપ્રધાન એન બીરેનસિંહના શુક્રવારે કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. ચુરચંડ પૂરના જિલ્લા અધિકારીએ police અધિક ક્ષક જોડ મળેલ report ના આધારે આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં કલમ એકસો ચુમાલીસ લાગુ કરાય છે.

એકાવન શક્તિપીઠ પૈકીનો ઉજ્જૈનની સ્થિતમાતા હર્ષદી મંદિર સંબરમાં ગુરુવારે બપોરે એક ત્રીસ વાગે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બારથી

જીના મંદિર પાસેના એક સ્તંભમાં આગ પ્રસરી હતી. આ રીતે આગ લાગી હરસિધ્ધિ મંદિરમાં રોજ દેવડામાં પ્રગટાવવામાં આવે છે. બુધવારે પણ દીવડામાં પ્રગટાવવામાં આવી હતી. દરમિયાન ભારે પવનને કારણે કેટલાક દીવા પૂરેપૂરા પ્રગતિ શક્યા ન હતા. દીવાઓને દિવેટ અને તેલ રહી ગયા હતા ગુરુવારે મહિલાઓએ નીચે દીવા પ્રગ પ્રગટાવ્યા હતા. પવનને કારણે બાકી રહી ગયેલા દિવસ સુધી જાળ પહોંચ્યા હતા. આગ પ્રસરી હતી. Court money laundry માં મેલ સિસોદિયા ની જામીન અરજી ફગાવી દિલ્હીના પૂર્વ નાયક મુખ્યમંત્રી મનીષ

કર્યો હતો આ સાથે rouse and new court એક્સાઇઝ કંભા સંબોધિત money laundry case માં તમની અરજી ફગાવી દીધી છે. સિસોદિયાની ના

તમારું શું અધિકાર છે મહારાષ્ટ્રના વકીલ આશિષ ગિરીએ court માં અરજી દાખલ કરી હતી. રશિયા યુક્રેન પર ત્રેવીસ મિસાઇલ જીંકી સોળ લોકો ના મોત

જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને hospital માં ખસેડાયા હતા નિક્રોમ મિસાઈલ એ એક ઘરને નિશાન બનાવ્યું હતું જેમાં બે વર્ષના બાળકી સહિત માતાનો મોત થયું.

Case માં તેમના મૃત્યુના ત્રણ દિવસ બાદ clean chit આપી છે આ case માં સુખબીર બાદલ અને અકાલી તેના નેતા દલજીતસિંહ ચીમાના નામ પણ સામેલ હતા. court એ આ કેસને રદ કર્યો હતો અગિયાર એપ્રિલના રોજ justiceMR સાની બેનસ બાદલ અને ચિમાની અરજી પર ચુકાદો અનામત રાખ્યો.